જે અંતર્ગત board of control and board of director ને સમાપ્ત કરી સમગ્ર ભારત ને બ્રિટીશ સંસદ ના સીધે સભા માં મુકવામાં આવ્યું હતું. ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બાણું કેન્દ્રીય તથા પાતીય પરિષદો ના આકાર અને કાર્યક્ષેત્ર માં વધારો કરવામાં આવ્યો હતો ભારતીય પરિષદ અધિનિયમ ઓન્ગ્લીસો ને નવ આ અધિનિયમ મોમેનતમ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે જે અંતર્ગત કૌન્સીલો નું નામ સોપવામાં આવ્યું હતું indian legislative council ની સભ્ય સંસ્થા સોળ થી વધારી ને સાહીઠ કરવામાં આવી હતી. government of india act ઓન્ગ્લીસો ઓન્ગ્લીશ government of india act ઓન્ગ્લીસો પાત્રીસ. રાષ્ટ્રીય આંદોલન અને બંધારણ વિકાસ આ બધા બહુ જ act હતા રાષ્ટ્રીય આંદોલન અને બંધારણ વિકાસ act ઓન્ગ્લીસો ને પાત્રીસ અધિનિયમ બાદ રાષ્ટ્રીય આંદોલન નો ની સાથે બંધારણીય વિકાસ ની પ્રક્રિયા અપ્રત્યક્ષ રૂપે આગળ વધાવી હતી ઓન્ગ્લીસો ને ત્રેવીસ માં દિલ્હી ખાતે આયોજિત સર્વ દલીય સંમેલન માં common wealth of indian bill દ્વારા વધારા ના આવશ્યક તત્વો ની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી આ પહેલું સંગઠન પ્રસાણ હતો ઓન્ગ્લીસો ચોત્રીસ માં કોંગ્રેસે શ્વેત વસ્ત્ર દ્વારા ઉચ્ચતમ અધિકાર અને બંધારણ સભા ની રચના કરવાની માંગ કરી અને ઓન્ગ્લીસો ને ચાલીસ માં ઓન્ગ્લીસો ને ચાલીસ સ્પષ્ટ માં રચનાઓ દ્વારા ખાલી vicerog loard lean લીપ્તોકે વિશ્વયુધ બંધારણ બનાવવાની ખાતરી કરી તો આ હતી રાષ્ટ્રીય આંદોલન અને બંધારણ વિકાસ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 મહારાનીય સ્વીકૃત પ્રદાન કરી જેના પરિણામ રૂપે fifteen august ઓન્ગ્લીસો સુડતાલીસ પંદર ઔગસ્ત ઓન્ગ્લીસો ને સુડતાલીસ ના દિવસે ભારત અને પાકિસ્તાન નામ ના બે domenian state ની સ્થાપના કરવાનું નક્કી કરાયું એના પછી બંધારણ સભાઓ થઇ કાયદાઓ સંબંધિત સમિતિ ઓ કરવામાં આવી પ્રક્રિયા સંબંધિત સમિતિઓ બાંધવામાં આવી. અને ભારત ના બંધારણ ની સ્થાપના કરવામાં આવી કાયદા સંબંધિત સમિતિઓ માં પરોપ સમિતિ જેમાં સાતસો જેટલી સમિતિ બનેલી હતી તે સમિતિ ના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર હતા એના પછી કેન્દ્ર શકઃ~ સરકાર શક્તિ ની સમિતિ બનાવવામાં આવી જેમાં નવ સમિતિ હતી અને એ સમિતિ ના અધ્યક્ષ જવાહર લાલ નેહરુ હતા આપડા રાજ્ય વાર્તા સમિતિ સ્થાપવામાં આવી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

અને એના પછી પ્રક્રિયા સંબંધિત ની સમિતિઓ નો પણ વિકાસ કરવામાં આવ્યો હતો જેમાં સંચાલન જે સમિતિ હતી જેના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદ હતા કાર્ય સંચાલન સમિતિ કે જેની ત્રણ સભ્યો ની સમિતિ હતી અને તેના અધ્યક્ષ કનૈયાલાલ મુનશી હતા અને અન્ય સમિતિ માં ગોપાલા સ્વામી તાયાન્ગેર અને વિશ્વાનાથ નો સમાવેશ થતો હતો હિંદુ અનુવાદ સમિતિ હતી સભા સમિતિ હતી નાણા સમય અધિકાર ની સમિતિ હતી તેમજ હિંદુ અનુવાદ સમિતિ કાર્ય અનુવાદ સમિતિ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 આજે હું તમને અઠાવીસ ઓગણીસો ના વર્ષ માં ઓગણીસ મી સદી હા ભાઈ હા ઓગણીસ મી સદી થી આ પૃથ્વી પર માનવી એ પોતાના અસ્તિત્વ ની અથીયાવીસ સદી પૂરી કરી છે આજે આપણે જીવી રહ્યા છીએ ઓગણીસ મી સદીમાં અથીયાવી સદીની જેમ આ સદી પણ પૂરી થશે મેળવવી આટલી સદીઓ દરમિયાન આપણે વિચારોનો સમય છે આપણી પાસે પથ્થર થી શરૂ કરેલ માનવ જાત ની યાત્રા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે વિજ્ઞાની ની આંગળી પકડી ને માનવી આટલા વર્ષો માં કેટલી પ્રગતિ સાધી છે શું મેળવ્યું છે શું ખોયું છે એને જાણ માટે તો આ સદીના માનવીના જીવનમાં ડોકિયું કરવું જ રહ્યું તો ચાલો એક આટો મારી લઈએ ઓગણીસ મી સદી માં આ ઓગણીસ મી સદી એક મજાની સદી છે સુંદર છે ભવ્ય છે પરીઓની ની મનોહર વાર્તા ઓ ને વિજ્ઞાન ને હકીકત બનાવી દીધી છે કેવી ભવ્ય આ દુનિયા પણ આજના માણસોને તો જુઓ તેમણે જ બનાવેલી આ અદભુત દુનિયાની એને જાણે કંઈ નવાઈ જ નથી પોતાની આસપાસની ભવ્ય દુનિયા વિશે તેઓ વિચારતા પણ નથી નવી નવી નવી નવી અદાયક શોધો આ દુનિયામાં થઈ છે પણ એની કદર નથી કરી શકતા પ્રત્યેક નવીનતા પ્રત્યેક એવો બેદરકાર છે ઉદાસીન છે શું તેઓ આ ભવ્યતા ને સમજવાની તથા માનવની ક્ષમતા ગુમાવી બેઠા છે એવું તો કહી શકાય તેમ નથી અને સાચું કહું તો એમાં એમનો વાંક પણ નથી આ બધા જ વૈજ્ઞાનિક ચમત્કારો એમના માટે સ્વાભાવિક ઘટના છે. રોજબરોજની ઘટનાથી વિશેષ ખાસ કંઈ જ નહીં મને લાગે છે કે તેઓ આજ ની સંસ્કૃતિ તેમજ સભ્યતાના બદલાવને સમજી તેની કદર ત્યારે જ કરી શકે જો તેઓ ભૂતકાળને જાણી શકે અને ભૂતકાળના વર્તમાન સાથે તુલના કરી શકે આજની પ્રગતિને સમજવો તેની કદર કરવા માટે એમને ભૂતકાળનો ભૂતકાળ ને જણાવવો જ જોઈએ તેમના આ બે ત્રણ સહારા ને તો જુઓ કરોડની વસ્તી વધારો ધરાવતા આ શહેરોના રસ્તા ઓ લગભગ ત્રણસો ફૂટ પહોળાઈ ધરાવે છે હજાર ફૂટ પણ એ પણ વધારે ઊંચા ગોરોમાં તેઓ રહે છે અને પણ કેવા પ્રત્યેક સિઝનનો એકસરખો ઉષ્ણતામાન આકાશમાં પ્રત્યેક દિવસમાં ઉડતી હવાઈ ગાડીઓ અને હવાઈ બસો આજના આ શહેરોની સરખામણીમાં એ હજાર વર્ષ પહેલાંના પહેલા ગામડાની શી શી વિશાલ તે સમય નું જોડવાળી અને હવા ઉજાસ વગર ની હતો તેના મુસાફરી માટે સતત આંચકા તેવા ઘોડા વડે ખેંચાતા તેના વિચિત્ર પ્રકારના યંત્રો હા હા ગોરાઓ માન્યમાં નથી આવતું ને જો તેઓ અનિયમિત રીતે ચાલતા વાહનો કે રેલવે તેની ધીમી થતી અને તેમાં અકસ્માત અંગે માહિતગાર હોય તો તેઓ આજની હવાઈ train અને ખાસ કરીને દરિયા નીચે નાખેલી હવાના દબાણથી ચાલતી થી કલાકના હજાર માળની ઝડપે એ યાત્રાઓને મુસાફરી કરાવે છે તેનું મૂલ્ય વધારે સારી રીતે સમજી શકે અને આજના આધુનિક telephone અને telephone ની કદર સારી રીતે કરી શકે

અને પરિવર્તનો વિવિધ વૈજ્ઞાનિક સીધંતો પર આધારિત છે આપણા પૂર્વજો એના થી અપરિચિત હતા એવું નથી પરંતુ તેઓ આ જ્ઞાન નો ઉપયોગ નાં કરી શક્યા ઉદાહરણ તરીકે ગરમી વેરણ તથા વીજળી માણસ જેટલી જૂની અને જાણીતો છે ઓગણીસ મી સદીના અંતે જ સુવિધાને જાહેર ન કરી શકે ગણી ખરી રસાયણિક તેમજ ભૌતિક શક્તિઓ વચ્ચેનો તફાવત અવકાશ માં અને તેમની સુક્ષ્મ ભરેલી અનોખી રીતે જ આભારી છે આ બધી શક્ય વચ્ચેનો સંબંધ સ્થાપિત થતા ની સાથે જ વિકાસની હરણફાળ સાબી શકાય હતી તેમ છતાં આ શક્ય વચે તફાવત તને કરનાર અનેક જાતના કંપનઓ નું પૃથ્થકરણ કરી એનું વર્ણન કરવામાં આટલો બધો સમય લાગ્યો એ વાત માની શકાય તેમ નથી. ખાસ કરીને આ સભ્યો સીધી રીતે જ એકબીજાને પરિવર્તિત કરી શકે છે તેઓ એકબીજામાંથી પેદા થઈ શકે છે તેઓ એકબીજાની મદદ વગર પણ પેદા થઈ શકે છે આ આશ્ચર્ય જનક સોચ શક્ય બની એ ખુબ જ નવાઈ ની વાત છે આ શક્ય બનવું એવું અઠ્ઠાવીસસો ના સાલમાં સત્તર સાલ હજાર વર્ષ પહેલા પ્રખ્યાત વૈજ્ઞાનિક ને આ શોધ કરવા માં સફળતા મળી માનવતા નો સાચો વારસદાર એ મહા માનવ એની આ સિદ્ધી ની તો વાત જ શી કરવી આ પ્રતિભાશાળી વ્યક્તિ ને એક ઉત્તમ સાથે બીજી અનેક ને જનમ આપ્યો એને પ્રભાવશાળી ત્યારબાદ નવો રસ્તા ઓ મળ્યા આ બધા પ્રસંગો માં નું નામ છે જે ટ્રેક્ટર વિદ્યુત સંચાલિત battery જેવા અદ્ભુત તેને કરી છે તેવા સાધન ની શોધ શોધ માટે આપણે સૌ તેમણે જ રહીશું ચાલો તેમની શોધ નો પરિચય મેળવીએ કેટલીક battery ઓ સૂર્ય કિરણ ઓ માં રહેલી શક્તિઓ ને અને સંગ્રહ કરે છે તો બીજી અન્ય પ્રકાર ની battery ઓ આ પૃથ્વી પર ની વિધુત શક્તિઓ નો સંગ્રહ કરી શકે છે આ ઉપરાંત બીજી એક આ ઉપરાંત બીજી battery ઓ અન્ય જેવા કે પાણી ના કુંડ ઘર માં પવન કે નદીઓ માં રહેલી ઉર્જા ઓ સંગ્રહ કરી શકે છે જરૂરત ના સમય આ શક્તિઓ ને રૂપાંતર કરી શકે એવું અદ્ભુત કેન્દ્ર પણ એમને જ બનાવ્યું છે અને આ યંત્ર કમાલ નું યંત્ર છે એની દ્વારા આ battery ઓ ની

આ બે સાધનો નો વિજ્ઞાન નો વિજ્ઞાન નો વિકાસ અને પ્રગતિ નવીનતમ શરુ કરી દીધો છે એમ કહી શકાય માણસ ના હાથ માં જ માણસ ના હાથ માં જ શક્તિ આવી ગયો આવી ગઈ હા આ બધી સગવડ મળે છે તે અતુલ્ય ઉદ્ઘાટન દ્વારા સન્માન પહેલા જ કહ્યું છે જો ને બીજો જન્મ મળે અને એ ફરી પાછા જીવિત થાય અને આ ઔર તથા સુવર્ણા ના આરવ તથા સુવર્ણ ના મહા લય એના પ્રસિદ્ધ વંશ્લ નો છે એવી એમને જાન થાય તો એમનો પ્રતિભાવ હશે એક પછી એક પેઢીઓ ગુજરી ગઈ અને કુટુંબ પાસે જ રહ્યું બસ્સો વર્ષ પહેલાં જ્યારે united states નો રાજકીય કેન્દ્ર central પોલીસ ખાતે લઈ જવામાં આવ્યું હતું ત્યારે આ અખબાર પણ સરકારને અનુસરી હતો નવેસરથી નામકરણ થયું હતું માણસે કે એ આગેવાની માં એની લોકપ્રિયતા ઓછી થઇ ના બ્લેક એના આ પરાબદ્બધકે કે તો telephone ની પ્રત્યાકાર જેવી મૌલિક શોધનોના જેવી એક મૌલિક શોધના સાથે એમનો નવો પ્રાણ પૂર્યો અને આગળ ધપાવા માટેનું બળ પૂરું પાડ્યું તેમણે આ નવી યોજના એ પ્રત્યક્ત માટે જ સમાચાર માધ્યમની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી જુના સમયમાં છપાતો હતો કે એ રીતે હવે અર્ધ હેરાન કાગળમાં છાપ નથી ને તેના ગ્રાહકને વાંચી સંભળાવાય છ તેમજ વૈજ્ઞાનિકો સાથે ખબર પડે કરેલા વારતા લાભ અને તેઓના આજે અવાજમાં સાંભળીને કાયમી ગ્રાહકો રસપ્રદ માહિતી મેળવે છે એક પેન્ટ આપી જેવો છુ ખરીદે છે તેઓ જાણે છે કે તે દિવસના સમાચાર તેઓ લગાવેલા દ્વારા

અને પ્રબંધક ની સંપત્તિ પણ ત્રણ હજાર million dollar કરતાં પણ વધી ગઈ હતી સંપત્તિને કારણે જ આ નવી નિર્માણ શક્ય બન્યું છે

સમાચારોની દુનિયાનો રાજા છે જો american પ્રજા કોઈ રાજા નો સ્વીકારી શકે તો એને જ રાજા તરીકે પસંદ કરે હું આજે સવારે થોડા ખરાબ mood માં જ ઉઠ્યા એમની પત્ની આઠ દિવસથી france ગયા છે તેમની પત્ની આંઠ દિવસ થી france ગયા છે અને તેઓ એકલતા અનુભવી રહ્યા છે. તમે માની શકો છો તેમના દસ વર્ષના લગ્ન જીવનમાં આવું પહેલીવાર બન્યું છે એક સુંદર મહિલા છે તેઓ પોતે પણ એક વ્યક્તિ છે આમ તો તેઓ વારંવાર europe અને ખાસ કરીને paris તેમની ખરીદવા જતા હોય છે પરંતુ એના માટે એક બે દિવસ પૂરતા હોય છે આ વખતે જ આટલા લાંબા સમય માટે તેઓ પોતાનાથી પોતાના પતિથી દૂર ગયા છે મધ મીઠા અવાજે બોલાયેલું એમનું નામ આ મૃદુ દ્રશ્ય થયું કે પતિને મોઢુ સપનામાંથી જગાડવાની તેમની ઈચ્છા ન થઈ તેઓએ ઝડપથી તેમને પથારીમાંથી ઊંચકી યાંત્રિક માં પ્રવેશ્યા સૌથી પહેલા ઉપર નવલકથા પ્રગટ કરનારા નવલકથાકારો ના પક્ક્શ માં પ્રવેશ્ય અતિશય વિશાળ પક્ષ એમની ઉપર એની ઉપર પારદર્શક ગુમ્મ્ત એક ખૂણા માં telephone ના અનેક કક્ષ હતા તેના મદદ થી સો જેટલા સાહિત્યકારો સો જેટલી પુરણ પોઉંરણ કથા ઓ પ્રકરણો પ્રકરણો અને સાંભળવા હાટુ લોકો ને વાંચી સંભળાવતા હતા ચાલુ રાખ્યું હું તમારા કામથી સંતુષ્ટ નથી તમારી વાતમાં આ જીવન ની છબી દેખાતી નથી ખબર છે કેમ સીધી વાત છે કારણ કે તમે કારણ કે તમે એમનો વાતનો અંત લાવવામાં ઉતાવળ કરી છે અને એ બધા લેખિત દસ્તાવેજો છે તેમાં છનૂ okay બે સાત ઓગણીસો છનૂ કયો વાર છે ભાઈ સોમવાર છે કયો વાર છે સોમવાર છે okay અને આપડે ક્યાં જવાનું છે ઓગણતીસ બાર ઓગણીસો છનૂ એ પોચવાનું છે હવે સૌથી પેલા okay સુ કરવાનું આની અંદર એ તમને હું કઈ દવ તો હવે પેલા જોવાનું કે કયો મહિનો છે તો જુલાઈ મહિનો છે okay સવુથી પેલા મહિનો લખી દેવાનો કારણ કે આપદે આવે વરસ માં નથી રમવાનું તારીખ અને માહિનામાં રમવાનુ છે

હવે એકત્રીસ દિવસ માથી કેટલા દિવસ જતાં રયા છે તો એકત્રીસ દિવસ માથી બે દિવસો જતાં રયા simple okay આપદે જે તારીખ લીધી છે એમથી already બે દિવસો તો જતાં રયા છે તો જુલાઈ મહિના માં એકત્રીસ દિવસો હોય તો એમાં થી બે દિવસો જતાં રે તો બાકી કેટલા રયા તો બાકી રયા ઓગન્ત્રિસ દિવસો આવે અઠવાડીયા wise એને divide ભાગીય સાત સુ કારવાનું ભાગિયા સાત તો ઓગણતીસ ભાગિયા સાત કરો ઓગન્ત્રિસ ભાગિયા તમે સાત કરો તો તમારું સુ આવિયું સાત ચોક એથીયવિસ okay સાત ચોક આથીયાવીસ તો ઓગન્ત્રિસ એટલે કે

ઓગસ્ત પછી આવે સેપ્ટેમ્બર સેપ્ટેમ્બર પછી સુ આવે છે ઓક્ટોમ્બર ઓકોંબર પછી સુ આવે ભાઈ નવેમ્બર અને નવેમ્બર પછી સુ આવે ભાઈ દિસેમ્બર સુ આવે ભાઈ દિસેમ્બર તો આપદે ક્યાં પોચવાનુ છે તો દિસેમ્બર સુધી પોચવાનું છે આવે ઓગસ્ત ની કેટલા દિવસો હોય તો જુલાઈ ની અંદર એકત્રીસ હોય અને ઓગસ્ત ની પણ એકત્રીસ દિવસ હોય તો એકત્રીસ દિવસ હોય તો એના તમે ભાગીય સાત કરો okay હું પેલી વખત ગણાય દવ છું પછી આ તમને યાદ રાખી કેવનું છે કે ત્રીસ અને એકત્રીસ વારે ઘડિયા આવસે સેપેટ્મ્બર માં ત્રીસ દિવસો હોય ઓક્ટોમ્બર માં એકત્રીસ હોય નવેમ્બર માં ત્રીસ દિવસ હોય અને દિસેમ્બર માં એકત્રીસ દિવસ હોય તો જયરે કોઈ ત્રીસ આવે ઓક જે મહિનાની અંદર ત્રીસ દિવસ હોય અને તેને સાત વડે ભાગો તો સાત ચોક આથીયાવીસ તો ઓગન્તૃસ ત્રીસ તો અહિયાં plus two okay અહીંયા અને સાતથી ભાગો તો સાત ચોક આથીયાવીસ તો ઓગન્તૃસ ત્રીસ અને એકત્રીસ એટલે કે plus ત્રણ જ્યારે પણ તમારા એકત્રીસ દિવસ વાળો મહિનો હોય તો તમારે શેષ હંમેશા યાદ રાખી લેવાના હોય કેટલી હોય તો zero three હોય અને સપ્ટેમ્બર જોકે ત્રીસ મહિનો હોય તો હંમેશા તો તમારી શેષ zero બે આવશે આ mind ની અંદર ફિક્સ કરી રાખવાનું કેમ કે આ વારે ઘડીએ જરૂર પડશે વારે ઘડી આવું કહેવા જવા કરવાનું નહીં જો એ મહિનામાં એકત્રીસ દિવસ હોય તો શેલ કેટલી લખી દેવાની બોલ્યા વગર zero three થી મૂકી દેવાની અને ત્રીસ દિવસ વારો મહિનો હોય તો એની સેલ zero two મૂકી દેવાની એકત્રીસ છે તો અહીંયા શું મૂકી દઈશું zero three અને ત્રીસ છે તો અહિયાં સુ મૂકી ડાઈસુ zero two દઈશ ok હવે જે રામાયણ કરવાની આવે છે ને જો વચ્ચે કોઈ રામાયણ કરવામાં આવતી નથી જે તારીખો છે જેમાં જેટલા દિવસ હોય એ પ્રમાણે એની શેષ મૂકી દેવામાં આવે છે

દિવસ છે તેમાંથી એટલા દિવસ already જતા રહ્યા હોય કારણ કે તે તારીખ ક્યારે આપી હોય કેટલા દિવસ જતા રહ્યા હોય તો જુઓ સાતમો મહિનો છે એમાં એકત્રીસ દિવસ છે એમાંથી બે દિવસ જતા રહ્યા છે તો એમાંથી આપણે બે બાદ કરીશું જે answer મળશે એના ભાગીય સાત કરીશું okay તો zero one જ્યાં અહીંયા તો આપણને direct ખબર પડી જશે એકત્રીસ ભાગીય સાત કરવાનો છે ત્રીસ ભાગીય સાત કરવાનું છે એકત્રીસ ભાગીય સાત ત્રીસ ભાગીય સાત વચ્ચેનો કોઈ problem નથી જ્યારે પણ એકત્રીસ આવે તો zero three શેષ મૂકી દઈશું ત્રીસ દિવસ હોય તો zero two મૂકી દેજો પછી આ રીતના દર વખતે ભાગ્ય સાત કરવા જવાનો નહીં clear ચલો હવે છેલ્લે શું કરવાનું એ તમને કહી દઉં અને છેલ્લે ડિસેમ્બર આવે તો ડિસેમ્બરમાં આપણને જોવાનું ડિસેમ્બરમાં ક્યાં સુધી જવાનું છે તો ઓગન્તૃસ તારીખ સુધી જવાનું છે ડિસેમ્બરમાં એકત્રીસ તારીખ સુધી હોય કે છેલ્લો દિવસ કયો હોય એકત્રીસ પણ શું આપણે એકત્રીસ તારીખ સુધી જવાનું છે ના ડિસેમ્બર મહિનાની ઓગન્ત્રીસ તારીખ સુધી જવાનું છે તો આપણે ડિસેમ્બરમાં અહીંયા આપણે ઓગન્ત્રીસ લખીશું અને એના ભાગ્યા સાત કરી દઈશું okay તો ઓગન્ત્રીસ ભાગીયા સાત કરો તો આપણે કરેલું જ છે તો ઓગન્ત્રીસ ભાગ્યા સાત કરું છું તો શેષ કેટલી વધે છે zero એક તમારે લખી દેવાની અહીંયા zero એક શેષ જેટલી પણ આવી એનો શું કરવાનો છે સરવાળો જુઓ પહેલો જ example છે કદાચ થોડું થોડું ઉતરશે

દસ અગિયાર બાર okay તો બહાર છે કેટલી છે બાર છે okay તો બાર તો તમે સોમવાર plus બાર કરો એના કરતા okay આવી રીતે ગણતરી કરો એના કરતાં તમારે શું કરવાનું બાર વાગ્યા સાત કરી દેવાના okay બાર વાગ્યા સાફ કરી દો ચૌદ વધી જાય તો સાત એકા સાત તો આઠ નવ દસ અગિયાર અને બાર તો શું વધે જીરો પાચ તો તમારો answer શું હશે સોમવાર plus પાંચ તમે કરો એ રીતે તો મંગળ બુધ ગુરુ શુક્ર અને સની okay તમારો answer શું હશે શનિવાર તો શનિવાર તમારો answer આવી ગયો. કદાચ પહેલા example માં ખબર ના પડી હોય તો ટેન્શન ના લેજો. થોડી થોડી પણ ખબર પડી હોય ok તો વાંધો નહીં. બીજો ત્રીજો ચોથો ધીમે ધીમે જોવા example ગણાવીશ એ રીતના તમને ખ્યાલ આવતો જશે okay ટેન્શન ના લેશો ચલો આટલે સુધી પહેલો example છે ઓકે કદાચ ના ખબર પડી હોય તો ટેન્શન ના લેશો થોડી થોડી પણ ખબર પડી ગઈ હશે ચલો હવે જુઓ બીજો example સત્તર ત્રણ ઓગણીસોએસી મંગળવાર છે તો બાર સાત ઓગણીસોએસી કયો વાર હશે તો સૌથી પહેલા તો તમને એ તો ખબર પડી ને કે ભાઈ સત્તર ત્રણ

okay તો માર્ચ મહિનો છે okay તો માર્ચ મહિનાથી આપણને ક્યાં જવાનું છે સાતમો મહિનો એટલે કે જુલાઈ સુધી જવાનું છે okay તો પાંચ પછી શું આવશે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ પછી એપ્રિલ આવે તો એપ્રિલ પછી મેં પછી જૂન પછી આવશે જુલાઈ કારણ કે આપણે જુલાઈ સુધી જવાનું છે okay તો આ રીતના લખી દીધું માંથી આપણે જુલાઈ સુધી જવાનું છે હવે સૌથી પહેલા માર્ચ છે જે તારીખ છે

માટે સત્તર દિવસો જતા રહ્યા તો વધ્યા કેટલા તો વધ્યા ચૌદ દિવસો તો એના ભાગે આપણે સાત કરીશું તો સાત દુ ચૌદ એટલે આપણને શેષ કેટલી મળે જીરો જીરો okay નિશેષ ભાગી શકાય ચૌદ ને તો આપણને જીરો જીરો મળે okay તો ચલો હવે એપ્રિલ એપ્રિલમાં કેટલા દિવસ હોય ત્રીસ દિવસ હોય એમાં કેટલા દિવસ હોય તો એકત્રીસ દિવસ હોય જેલમાં કેટલા દિવસ હોય ત્રીસ દિવસ હોય તો ત્રીસ હોય તો સેશ કેટલી મળે ત્રીસ ને સાત વડે ભાગો યાદ રાખી લેવાની બે જ મળે એકત્રીસ હોય તો શેષ કેટલી મળે ત્રણ જ મળે અને જૂન એટલે કે sorry હોય તો કેટલી મળે પાછી zero બે જ મળે હવે આવી જાવ જુલાઈ ની અંદર જુલાઈમાં કઈ તારીખ સુધી જવાનું છે તો જુલાઈમાં બાર મી તારીખ સુધી જવાનું છે okay તો આપણે શું કરીશું બાર ભાગીય સાત કરીશું તો અહીંયા જો અહીંયા જો માઇનસ બાઇનસ નહિ કરવાનો ઓકે okay એવું નહીં કે સાતમો મહિનો છે એકત્રીસ દિવસો છે એને આપણને બહારથી એકત્રીસ મીમાઇનસ બાર થી starting માં કરવાનું okay જો બાદબાકી કરવાની આવી છે ને એ starting ની તારીખમાંથી ચાલશે ending ની તારીખ માં નહીં આવે એનડીની તારીખમાં તો ડાયરેક્ટ એ તારીખ ને પકડી લેવાની બહારથી તો બાર ભાગ્યા સાત કરી દો okay તો ચાલો બાર ભાગીયા સાત કરી દો તો સાત દુ ચૌદ વધી જાય તોસાત એકૂ સાત okay અહીંયા શું આવશે પાંચ આવી જશે તો અહીં શેષ કેટલી વધી zero પાચ હતી ચલો સરવાળો કરી દો તો પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ok તો શું આવ્યું બહાર તો બહાર આવી okay તો આપણે અઠવાડિયાના સાત જ દિવસ હોય તો સાત વડે ભાગી દઈશું તો સાત એકા સાત તો answer છે zero પાંચ આપણો answer શું આવી જશે અહીંયા કયો વાર હતો મંગળવાર હતો okay તો મંગળવાર plus પાંચ કરીશું તો બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ ઓકે તો answer આપણો શું આવી જશે તો answer આપણો આવી જશે રવિવાર શું આવી જશે ભાઈ તો okay આપણો આવી જશે રવિવાર ક્લિયર ચાલો અવે વધીએ છીએ આગળ ત્રીજા નંબરનો example જુઓ હવે થોડુંક થોડુંક ખબર પડવા માંડી હશે આથીયાવીસ એક બે હજાર ને બે શનિવાર છે તો સોઢ આઠ બે હજાર ને બે કયો વાર હશે ચલો ત્યાં હું તારીખ લખી દઉં પહેલા તો આથીયાવીસ એક બે હજાર ને બે કયો વાર છે ભાઈ સાનિવાર છે ચલો હવે પહેલો મહિનો છે એટલે કે જાન્યુઆરી છે જાન્યુઆરી ઓકે આઠમો મહિનો એટલે આપણે ઓગસ્ટ સુધી પહોંચવાનું છે ઓગસ્ટ સુધી તો જે જાન્યુઆરી પછી ફેબ્રુઆરી પછી માર્ચ પછી એપ્રિલ પછી મેં પછી જૂન પછી જુલાઈ અને પછી આવશે ઓગસ્ટ ઓકે તો પછી આપણે ઓગસ્ટ સુધી પહોંચવાનું છે હવે જાન્યુઆરીમાં જુઓ કેટલા દિવસ હોય એકત્રીસ દિવસ હોય એમાંથી આથીયાવિસ દિવસ હતો જતા રહ્યા ટોં એકત્રીસ દિવસ છે જેમથી આથીયાવિસ દિવસ જતાં રહે ટોં વધીય કેટલા ઓગન્તૃસ ત્રીસ એકત્રીસ એટલે કે ત્રણ જ દિવસ વધીય ટોં એને તમે ભાગીય સાત કરો શું આવે ભગાઈ નહિ એટલે કે zero three તમારી શેષ મળે ફેબ્રુઆરીમાં કેટલા દિવસો છે અહીં હવે અહીંયા તમારી ધ્યાન રાખવાનું જુઓ ફેબ્રુઆરીમાં જો લીપ વરસ થશે તો ઓગન્ત્રિસ દિવસ હશે સામાન્ય વર્ષ હશે તો કેટલા દિવસ હશે આથીયાવીસ દિવસ હશે હવે તમે સારું જુઓ તો બે હજાર ને બે છે તો બે હજાર બે એ લીપ વર્ષ કે સામાન્ય વર્ષ છે તો બે હજાર ના બે તો સામાન્ય વર્ષ છે લીપ વરસ છે નહીં તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હશે આથીયાવીસ દિવસ હશે તો આથીયાવીસ ભાગીય સાત કરો તો સાત વડે નિશેષ ભાગી શકાય તો આ સાત વડે ભાગી શકાય અહીંયા તમને શું આવશે zero zero આવશે okay zero zero આવે માર્ચ માં કેટલા દિવસ હોય એકત્રીસ દિવસ એપ્રિલમાં ત્રીસ દિવસ મેમા એકત્રીસ દિવસ જૂનમાં ત્રીસ દિવસ જુલાઈ okay જુલાઈમાં કેટલા દિવસ તો જુલાઈમાં એકત્રીસ દિવસ અને ઓગસ્ટમાં પણ એકત્રીસ દિવસ તો આ વર્ષને આપણે છેલ્લે જોઈએ ચલો તો માર્ચમાં એકત્રીસ દિવસ છે તો તેને ભાગ્યા સાત કરો કેટલી વધે છે તો zero three વધે એપ્રિલ ત્રીસ દિવસ તો zero two વધે એકત્રીસ છે તો zero three ત્રીસ છે તે zero two એકત્રીસ છે તો zero three હવે વાત થાય ઓગસ્ટની તો ઓગસ્ટ ની અંદર કઈ તારીખ છે તો ઓગસ્ટની ની અંદર સોઢ તારીખ સુધી પહોંચવાનું છે તો આપણે શું કરીશું સોઢ ભાગીયા સાત કરીશું ચાલો તો આપણે સોળ વાગે તો સોઢ ભાગીયા સાત કરીશું ઓકે તો સાત એકા સાત સાત દુ ચૌદ સાત તારીખ એકવીસ વધી જશે તો સાત દુ ચૌદ સોઢ એટલે બે શેષ વધી આપણે શું મૂકી દઈશું zero two લો ગણતરી કરો ત્રણ અને ત્રણ છ સાત આઠ નવ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોડ સત્તર અઢાર સું આવિયું અઢાર okay તો અઢાર ભાગીય સાત કરો કારણ કે અઠવાડિયામાં સાત દિવસ હોય આ રીતના પણ ગણી શકો ભાઈ શનિવારથી આપણે અઢાર ગણવાના તો રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ આ રીતના પણ અઢાર ગણી શકો okay

તો જેરો ચાર okay શનિવાર plus તમારે ચાર કરવાના હતા તમને answer મળી જશે તો સાનિવાર પ્લસ ચાર કરો તો તો રવિ સોમ મંગળ અને બુધ okay તો answer શું આવશે તમારે તો answer આવશે બુધવાર શું આવશે ભાઈ બુધવાર તમારો answer આવશે બોલો ક્લિયર છે okay ચાલો હવે ધીમે ધીમે ખબર પડતી જશે ચલો ચોથા નંબરનો જોઈએ પાચ બે ઓગણીસો ને સોમવાર છે તો બાર નવ ઓગણીસો સોડ તો કયો વાર હશે તો ચલો હું તમને ગનાવ તો પાચ બે ઓગણીસો ને sixteen ઓકે સોમવાર છે ચલો

ઓકે મે જૂન જુલાઈ okay ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઓકે ચલો ફેબ્રુઆરી મહિનો હવે જો ઓગણીસો ને સોડ છે તો ચોકું ચોકું સોડ થાય એનો મતલબ ફેબ્રુઆરી ની અંદર કેટલા દિવસો હશે ફેબ્રુઆરી ની અંદર ઓગ્ન્તૃસ દિવસો હશે ઓગ્ન્તૃસ દિવસો છે એમાંથી કેટલા દિવસો જતા રહે પાંચ દિવસ જતા રહ્યા okay ઓગન્તૃસ દિવસો જે એમાંથી પાંચ દિવસ દિવસ બાદ કરી નાખો તો કેટલા વધશે ઓગ્ન્તૃસ માંથી પાંચ બાદ કરો okay કેટલા વધે તો ચોવીસ વધે કેટલા વધે ચોવીસ કે ચોવીસ ભાગીય સાત કરો okay તો સાત તારી એકવીસ તેજ તમારી zero three વાચ્ચે છે જેને ના ફાવતું હોય સાઇડ માં કઈ સકે છે ચોવીસ છે તો સાત તારી એકવીસ તો અહી zero થી માર્ચ માં એકત્રીસ દિવસ છે ઓકે પછી એપ્રિલ માં ત્રીસ દિવસ માય માં એકત્રીસ દિવસ જૂને માં ત્રીસ દિવસ જુલાઈ માં એકત્રીસ દિવસ ઓગસ્ત માં પણ એકત્રીસ દિવસ okay અને સેપેત્મ્બર માં ત્રીસ દિવસ ચાલો

ખેડૂતો પાસે થી

ભોમિયો

નમસ્કાર. ચલો તો. એવા માણસની વાત કરવા માગી રહ્યો. જો કે જે શરૂઆત માં કઈ નાતા પણ અત્યારે આપણા

અને ગુજરાતમાં પણ મુખ્ય મંત્રી તરીકે રહી ચુકેલા માણસ છે અને બીજેપી ભારતીય જનતા પાર્ટી ના એ નેતા છે તો આપના વિષે થોડીક. માહિતી મેળવી થોડી એમ ના વિશે મારી જોડે નોલેજ છે તો તમે શેર કરવામાં માંગુ છું. નરેન્દ્ર દામોદરદાસ મોદી નો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદ થી આશરે એકસો બાર કિલોમીટર દૂર અને મહેસાણા થી આશરે ચોત્રીસ થી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના માતા હીરા બે મોદી ના છ સંતાન પૈકી નું ત્રીજું સંતાન છે. તેમ નો હુલા મણું નામ. એન્ડી હતું અને તે નાનપણ થી જ

તેઓએ સત્તર વર્ષની વયે સત્તર વર્ષના થયા ત્યારે ઘર નો ત્યાગ કરી દીધો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠ માં પણ રહી ચુક્યા છે. ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી. વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે તેમને સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થા ની રાજકારણ માં રસ્તો ના ત્યાર થી અમ ને રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટી માંથી રાજકીય વિજ્ઞાન માં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. ઓગણીસો અઠ્ઠા ણું માં ભારતીય જનતા પાર્ટી ભાજપ ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશ ની. ચૂંટણી ના પ્રચાર માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. ઇસ્વીસન બે હાજર એક ના વર્ષમાં પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ રાજીનામું આપ્યું ત્યાર બાદ તેઓ સાત ઓક્ટોબર બે હાજર એક ના દિવસે મુખ્ય મંત્રી બન્યા હતા. વર્ષ બે હાજર બાર ની ચૂંટણી માં જંગી બહુમતી થી જીત્યા બાદ. તેઓ ગુજરાત રાજ્ય ના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્ય મંત્રી હતા. મોદી ભારતની અન્ડર અને અંતર રાષ્ટ્રીય સ્તરે વાત માં બહુ જ રહી ચૂક્યા છે અને તેઓ ગુજરાતમાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રી છે. તેમણે ગુજરાતમાં બહુજ કામ કર્યા છે. ચાલો આપણે થોડી નજર એમ ના અંગત જીવન પર પર નાખીએ તો નરેન્દ્ર મોદી ના જન્મ વડનગર મા થયો હતો. હિંદુ હતા. ઓગણીસો ને સદસત માં તેમણે ગુજરાતમાં રેલી પ્રભાવિત લોકો ની સેવા કરી હતી. યુવાન વયે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા. યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થા માં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં સંપૂર્ણ સંપૂર્ણ સમય ના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભાજપ means ભારતીય જનતા પાર્ટી ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ કિશોરાવસ્થા માં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા. એટલેજ તોહ લોકો કહે છે કે ચા વેચવા વારો મુખ્ય મંત્રી બની ગયો. તેમને ભારત માં સામાજિક અને સાંસ્કૃતિક

નરેન્દ્ર મોદીએ શાળા કીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કર્યો. તેઓ ગુજરાત યુનિવર્સિટી માંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે. જે. એટલી બધી કોઈ ને ખબર નઈ but તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે. એમ ને શરૂઆત માં આરએસએસ સાથે તેમના કાર્યકાળ દરમિયાન મોદીએ ઓગણીસો ચુંમોતેરમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને નવ મહિના ની જૂન ઓગણીસો પંચોતેર થી જાન્યુઆરી ઓગણીસો.

મોદી તેમના યુનિવર્સિટી ના વર્તમાન ર્સ ને એક પ્રચારક તરીકે હતા. તેમણે ઓગણીસ અને સત્યા સી માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહ માં દાખલ થયા. એક વર્ષમાં તેમની. ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારી માં ગુજરાતમાં મહત્વપૂર્ણ સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવા માં આવ્યા હતા. જયારે મોદી ને નીતિ નિયામક તરીકે જોવા માં આવ્યા હતા શરૂઆત ના ગાળામાં. અત્યારે આપણને દેખાય છે કે કેટલાક ઉચ્ચ નીતિ નિયામક મહારાષ્ટ્ર ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવાની શરૂ થઈ

બે તૃતીયાંશ બહુમતી સાથે ઓગણીસો પંચનું માં સત્તા પર આવી હતી. આ સમય ગાળામાં મોદીએ સોમનાથ થી અયોધ્યા ની રથયાત્રા અને કન્યાકુમારી થી કાશ્મીર કુછ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગો ની જવાબદારી ઉપાડી હતી. શંકરસિંહ વાઘેલા ની જવાબદારી માંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાત ના મુખ્ય મંત્રી તરીકે નિયુક્ત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવા માં આવ્યા હતા. એના પછી મોદીએ શાદી જીવન શૈલી વ્યક્તિ માણસ તરીકે સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્ય લક્ષી અને અંતર મુખ્ય. મુખ્યપ્રધાન તરીકે ઓળખાય છે. તેમને ઘણાં હિંદુ મંદિરો કે જે ઊગ્યા સરકારી મંજૂરી વિના બનાવવા માં આવ્યા હતા. તેને તોડી પાડવા નો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સા નું કારણ પણ બન્યા હતા. તેમને એક સારા વક્તા તરીકે જોવા માં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. થોડું ગણું એમ ના મુખ્ય મંત્રી તરીકે નો કાર્યકાળ કેવો રહ્યો? તો પેલો હતો. ગોધરા કાંડ એમના મુખ્ય મંત્રી તરીકે સત્યાવીસ ફેબ્રુઆરી બે હાજર બે ના રોજ હિંદુ યાત્રાઓ અને ધાર્મિક કાર્યક્રો પવિત્ર સંવિધાનિક પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરા માં થયેલા કોમી રમખાણ માં લગભગ ઓગણસાઈટ લોકોને સ્થળ પર જ મૃત્યુ થયાં હતાં. સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેન એ બાળી હોવા નો આક્ષેપ હતો માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસ માં આ આંકડો લગભગ બે હાજર ને પાન કરેં પાર કરેં છે.

નું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવા માં આવે છે. ત્રેપન હિંદુ કાર સેવકો ને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા મોદી વહીવટ પર રમખાણો નો આરોપ મૂકવા માં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવા મા આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસ ની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઈ છે. આ વાત ની પુષ્ટિ એક માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા પણ કરવામાં આવી હતી. એના પછી બીજો એક આગળ વધે તેમની રાજકીય કારકિર્દી પર થોડી નજર નાખીએ એના પછી. તો દેશ ના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્ ટ્રીય સ્ વયં સેવક સંઘના પ્રચારક હતા.